બોવ બધા ઘરો પર સોલાર સિસ્ટમ લગાવામાં આવે છે.

આજુબાજુ ઝાડ દેખાય રહ્યા છે અને નદીની વચ્ચે થોડુજ ઘાંસ પણ ઉઘી આવેલું છે.

તે આખુ લાલ કલર ની ઈંટથી બનેલુ છે.

બિલ્ડીંગ ની પાછળ ની સાઈડ બે નાળીયેરીના ઝાડ દેખાઈ રહ્યા છે.

એટલે ક્યારે બી આપડે બાહર જઈએ તો આવા સૌચાલયનો ઉપયોગ આપડે કરી શકીએ છીએ.

જેની અંદર ઘણી બધી ફ્લેવર્સ ની જુદી જુદી ટાઈપ ની કેક ગોઠવવામાં આવેલી છે.

જેમાં બહુ બધી યોગા મેટ છે અને જેના પર બાળકો યોગા કરી રહ્યા છે.

શાકભાજીમાં લીલા મરચા લાલ મરચા ફ્લાવર બટેટા વગેરે શાકભાજી દેખાય રહ્યા છે.

આ ચિત્રમાં એક પ્લેટ છે અને એ પ્લેટ ની અંદર ડોસાને પીરસવામાં આવેલું છે અને તે બી કેળાના પત્તા પર.

એક ટેબલ પડેલું છે અને નાનકડી એવી લાઈટ પણ એમાં ચાલુ દેખાઈ રહી છે.

બહુ બધા લોકો એક ધોધ પાસે ઉભેલા છે.

આજુબાજુ ખુબ સરસ ગ્રીનરી અને બહુ બધા ઝાડ છે.

આગળની સાઈડ સોફા રાખવામાં આવ્યા છે જેને પિંક કલર ના કાપડથી જડવામાં આવેલા છે.

એક ભાઈએ વાઈટ કલર ની ગંજી પહેરેલી છે અને બાકીના બધાએ ઓરેન્જ કલર ની લંગોટ પહેરેલી છે.

બેસવા માટેનું એક ટેબલ અને બે સ્ટૂલ દેખાઈ રહ્યા છે.

સાઇટ પર ડસ્ટબીન છે અને સેફટી માટેના સેફટી ગાર્ડ્સ પણ રાખવામાં આવેલા છે.

આ ચિત્રમાં મજૂર લોકો સિમેન્ટ અને રેતી મિક્સ કરી રહ્યા છે.